અને અહીંયા બહુ બધા લોકો પણ દેખાઈ રહેશે ટુરિસ્ટ જે ફરવા માટે આવેલા લાગે છે.

ઓપનિંગ નો ફોટો છે જ્યાં બો બધા લોકો દેખાય રહ્યા છે જેમકે એક-બ- ત્રણ-ચાર-પાંચ-છો.

ત્યાં એક બેન છે જે કચરો વાળતા નજર આવી રહ્યા છે અહીંયા એક કચરાની લારી પણ દેખાય રહી છે.

અહીંયા બો બધા ઝાડ અ પણ દેખાય રહ્યા છે અને આખુ જે બિલ્ડીંગ છે એ બે માળની છે અન આ સ્વચ્છ રોડ દેખાય રહ્યો છે અહીંયા સાધનો એક પણ દેખાતા નથી. "

અને આ જે રોડ છે સ્વચ્છ અને સુંદર દેખાઈ રહ્યો છે અહીંયા એક વીજળીનો થમ્બો પણ છે અહીંયા બહુ બધા ઝાડ પણ દેખાઈ રહ્યા છે એક રીક્ષા પણ દેખાઈ રહી છે.

દરિયામાં એક ભાઈ ઊભા છે કિનારા જોડે અને ફોટો પાડેલો છે અહીંયા ચારે તરફ પાણીએ પાણી છે જે સ્વચ્છ અને સુંદર દેખાય રહ્યુ છે.

જેમને ફોર્મલ કપડા પહેર્યા છે માસ્ક પણ લગાઇલુ છે અહિયા ત્રણ સિલિન્ડર દેખાય રહ્યા છે એવુ લાગીને જે ઑક્સિજન ના હોય.

ટ્રક અને મસ્ત મજાની ગાડી છે વ્હાઇટ કલર ની એ જતી નજર આવી રહી છે રોડ ઉપર.

અને અહીંયા બો બધા ઝાડ પણ દેખાય રહ્યા છે સાઇડ માં અને આ જે રોડ છે સ્વચ્છ અને સુંદર દેખાય રહ્યો છે અહીંયા લાલ કલર ની ગાડી પણ પડી છે.